ચિત્રમાં એક ગુફા જેવું છે જ્યાં ઉપર નીચે પથ્થર પથ્થર છે લાકડા દેખાય છે મોટા મોટા અને વચ્ચે એક હોલ જેવું છે.

અને ત્યાં ઘણા બધા એના પગ પણ પડ્યા છે.

એની પાછળ ની સાઇડ તમે જોવો તો થોડા થોડું ઘાસ પણ ઉગી નીકળું છે.

અને અંદરની સાઈડ એન્ટર થતા તમને ઘણા બધા પેકેટ્સ અને કેડબરી સેલિબ્રેશન ના બોક્સ પણ જોવા મળશે.

અને ધોતની પાછળની સાઈડ ઝાડ પણ જોવા મળે છે.

ઘણું બધું થો નાનું નાનું થોડું થોડું ઘાસ ઉગી નીકળ્યું છે.

અને ઝાડ પણ દેખાય રહ્યા છે સ્ટોલ પણ દેખાય છે.

એક ફેન પણ લગાડેલો દિવાલ પર જોવા મળે છે.

આ ચિત્રમાં વચ્ચે એક પિલર દેખાય છે.

ચિત્રમાં એક રસ્તો છે બાહર ઘણી બધી ગાડી પડી છે અને બે ફોરવીલર પણ દેખાય છે.

અને બે માણસો પણ છે અને એક માણસ ગાડી ઉપર બેઠો છે.

આ ચિત્રમાં એક ઢોસો દેખાય છે પ્લેટ માં.

અને એ લોકોએ પ્લેટ ની અંદર એક પાંદડું રાખ્યું છે એની ઉપર સર્વ કરીને આપ્યું છે.

અને મંદિરનો ઘંટ પણ દેખાય છે અને એક બ્લોક પણ નીચે હોય એવુ દેખાય છે.

અને ત્યાં રંગબેરંગી ઘણી ચેર રાખી છે જેમકે પીળા કલર ની છે ભૂરા કલર ની છે.

આગળ ઘણી બધી કાર પણ ઊભી છે ઝાડ દેખાય છે.

એની નીચે નાના નાના છોડ રરોપ્યા છે નીચે ઘણા બધા પથ્થરો પણ આપણને જોવા મળે છે.

સીધું સીધું ગાર્ડનિંગ કર્યું છે જેમાં ગુલાબનું ફૂલ એ લોકોએ થોડી થોડી નાની નાની જગ્યામાં સ્પેસ રાખીને વાવ્યા છે.